નીચે ગ્રીન કલર ની કાર્પેટ પાથરેલી છે દૂર એક ડુંગર દેખાય રહ્યો છે અને બાજુમાં જે ખેતર છે એની અંદર ભાત ઉગાડેલું છે.

એના મોટા મોટા થાંભલાઓ છે એનો રંગ પીળો છે.

આ એક અક્ષરધામ રેસીડેન્સી સોસાયટી અહીં બની રહી છે એનો મૈન ગેટ છે.

રેસીડેન્સી માટે રજીસ્ટ્રેશન માટેની એક નાની કેબિન પણ બનાવેલી છે.

કળસ મુકેલા છે મંદિરનો કલર આછો કેસરી જેવો છે.

બેન દર્શન કરીને પરત પોતાના ઘરે જઈ રહ્યા છે.

વોચમેન ભાઈ ઉભા છે અને મંદિરની આજુબાજુ સરસ મજાના ફૂલછોડ ઉગાડેલા છે.

ઘણા બધા વૃક્ષો છે અને ગાર્ડન ની અંદર બાગની અંદર ગ્રીન કલરનું--

બારીઓ દેખાઈ રહી છે જે કાચની છે અને એક વ્યક્તિ અત્યારે સાયકલિંગ કરી રહી છે.

બેનો એ સરસ મજાનો સિંગાર કર્યો છે હાથની અંદર સફેદ લાલ એવી બંગડીઓ પહેરી છે.

વચ્ચે કેસરી કલર નું પણ કંઈક સાધન મૂકેલું છે.

આ ચર્ચ નું છત પતરાની છે.

આ એક ડુંગરનું ચિત્ર છે ત્યાં નાના નાના તંબુ બનાવેલા છે.

આઈસ્ક્રીમ માટેના અલેગ અલગ પોસ્ટરો મુકેલા છે ભાવની સાથે.